એમાં એક્સિસ બેન્ક નું એ_ટી_એમ નો દ્રશ્ય દેખાય છે.

રસ્તો એક આપેલો છે તેની આજુબાજુ નાના નાના બ્લોકો થી દીવાલો નાની નાનો કરેલુ છે.

એક ક્રેન જેવુ દેખાય છે બે માણસો ત્યાં ઊભેલા છે માણસે રેડ ટીશર્ટ પેહરેલી છે.

ગોળાકાર કંઈક તેલના પટ્ટાઓ હોય એવું લાગે છે.

ત્યાં થોડા માણસો દૂર ઊભેલા દેખાય છે અને થોડા માણસો બેસેલા છે.

આ ટેમ્પો મૂકી રાખલો ટેમ્પા વાળો કંઈ પસાડનો ફોટો ઝાંખો થઈ ગેલો બાર તાં સીટ કાઢી મૂકેલી તાં એક જાક પાનું જેવુ દેખાય.

જે પતરાનાં સેડ માં મૂકેલી છે બે કાર દેખાય છે અને એક ને પતરાનાં સેડ માં મૂકેલી છે બીજી બહાર જ છે.

બે નાની નાની બિલ્ડીંગો જેવું દેખાય છે અને એક ટીવી ની ડીશ દેખાય છે.

આપેલા દ્રશ્યમાં એક ટ્રાવેલર દેખાય છે જે કેસરી અને વાઈટ રંગથી સરસ મજાની રંગેલી છે.